જિયોજેબ્રા માં મેન્સ્યુરેશન એટલે કે ક્ષેત્રમાપન પરના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું સમચતુર્ભુજનું ક્ષેત્રફળ અને પરિમિતિ શોધવું ગોળા અને શંકુનું પૃષ્ઠ ક્ષેત્રફળ શોધવું ગોળા અને શંકુનું ઘનફળ શોધવું અમે ધારીએ છીએ કે તમને જિયોજેબ્રા સાથે કામ કરવા માટેનું બેઝીક જ્ઞાન છે
જિયોજેબ્રા પર સંબંધિત ટ્યુટોરીયલ માટે અમારી વેબસાઇટ જુઓ આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરું છું ઉબુન્ટુ લિનક્સ ઓએસ આવૃત્તિ 1110 જિયોજેબ્રા આવૃત્તિ 32470 આપણે નીચેના જિયોજેબ્રા ટુલોનો ઉપયોગ કરીશું
સેગમેન્ટ બેટવીન ત્વો પોઇન્ટ્સ સર્કલ વિથ સેન્ટર એન્ડ રેડિયસ એલિપ્સ પોલિગોન ન્યૂ પોઇન્ટ અને ઇન્સર્ટ ટેક્સ્ટ ચાલો નવી જિયોજેબ્રા વિન્ડો ખોલીએ
ડૅશ હોમ પર ક્લિક કરો પછી મીડિયા એપ્લીકેશન્સ
ટાઇપ હેઠળ એડ્યુકેશન અને પછી જિયોજેબ્રા
ચાલો સમચતુર્ભુજ નું ક્ષેત્રફળ શોધીએ
ચાલો અગાઉના ટ્યુટોરીયલમાંથી quadrilateralજીજીબી ફાઈલ નો ઉપયોગ કરીએ
ફાઇલ ઓપન પર ક્લિક કરો quadrilateralજીજીબી પર ક્લિક કરો
ઓપન પર ક્લિક કરો સમચતુર્ભુજનું ક્ષેત્રફળ ૧૨ વિકર્ણોનો ગુણાકાર તેને દર્શાવવા માટે ઇન્સર્ટ ટેક્સ્ટ ટુલ પર ક્લિક કરો ડ્રોઈંગ પેડ પર ક્લિક કરો એક ટેક્સ્ટ બોક્સ ખુલે છે ડબલ અવતરણચિહ્નો ખોલો અને ટાઇપ કરો એઆરઇએ ઓએફ થે રોમ્બસ ડબલ અવતરણચિહ્નો બંધ કરો કોનકેટીનેશન માટે ટાઇપ કરો કૌંસ ખોલો અને લખો 12 સ્પેસ ફ સ્પેસ જી કૌંસ બંધ કરો ફ અને જી સમચતુર્ભુજના વિકર્ણો છે ઓક પર ક્લિક કરો
સમચતુર્ભુજનું ક્ષેત્રફળ અહીં ડ્રોઈંગ પેડ ઉપર પ્રદર્શિત થાય છે
આગળ ચાલો પરિમિતિ શોધીએ ઇન્સર્ટ ટેક્સ્ટ ટુલ પર ક્લિક કરો ડ્રોઈંગ પેડ પર ક્લિક કરો
એક ટેક્સ્ટ બોક્સ ખુલે છે
ડબલ અવતરણચિહ્નો ખોલો અને ટાઇપ કરો પેરીમીટર ઓએફ થે રોમ્બસ ડબલ અવતરણચિહ્નો બંધ કરો કૌંસ ખોલો 4 સ્પેસ એ કૌંસ બંધ કરો એ એ સમચતુર્ભુજની બાજુ છે ઓક પર ક્લિક કરો
સમચતુર્ભુજની પરિમિતિ અહીં ડ્રોઈંગ પેડ ઉપર પ્રદર્શિત થાય છે
ચાલો હવે ફાઈલ સંગ્રહિયે ફાઇલ અને સવે એએસ પર ક્લિક કરો
હું ફાઈલનામ rhombus area પેરીમીટર તરીકે લખીશ સવે પર ક્લિક કરો
અસાઇન્મેન્ટ તરીકે હું ઈચ્છીશ કે તમે સમલંબકનું ક્ષેત્રફળ અને પરિમિતિ શોધો cons trapeziumજીજીબી ફાઇલના આઉટપુટનો ઉપયોગ કરો ઓબ્જેક્ટ જી ને બી તરીકે બદલો ક્ષેત્રફળ માટેનું સૂત્ર સમાંતર બાજુઓ અડધો સરવાળો ઊભી ઊંચાઇ એ બી 2 હ પરિમિતિ માટેનું સુત્ર બાજુઓ નો સરવાળો એ બી સી ડી અસાઈનમેન્ટ નું આઉટપુટ આ પ્રમાણે દેખાવું જોઈએ
ચાલો ગોળો દોરવા માટે એક નવી ગેઓગેબ્રા વિંડો ખોલીએ
ફાઇલ ન્યૂ ઉપર ક્લિક કરો ટૂલબાર માંથી સર્કલ વિથ સેન્ટર એન્ડ રેડિયસ ટુલ પર ક્લિક કરો ડ્રોઈંગ પેડ બિંદુ એ પર ક્લિક કરો એક ટેક્સ્ટ બોક્સ ખુલે છે
ત્રિજ્યા માટે વેલ્યુ ૨ દાખલ કરો
ઓક પર ક્લિક કરો
કેન્દ્ર એ અને ત્રિજ્યા 2સીએમ
સાથે વર્તુળ દોરવામાં આવ્યું છે
ટુલબારમાંથી ન્યૂ પોઇન્ટ ટુલ પસંદ કરો
વર્તુળના પરિઘ પર બિંદુ બી માર્ક કરો સેગમેન્ટ બેટવીન ત્વો પોઇન્ટ્સ ટુલ પસંદ કરો બિંદુઓ એ અને બી વર્તુળની ત્રિજ્યા તરીકે જોડો
આ વર્તુળના પરિધ ને સ્પર્શ કરવા માટે ચાલો આડી દિશામાં એક અંડાકૃતિ સીડીઇ દોરીએ
એલિપ્સ ટુલ પર ક્લિક કરો
બિંદુઓ સી અને ડી ને પરિઘ ઉપર એક બીજાની વિરુદ્ધ ત્રાંસા માર્ક કરો અને ત્રીજુ બિંદુ ઇ વર્તુળની અંદર બનાઓ અહીં એક ગોળો દોરવામાં આવે છે ચાલો હવે ગોળા ની સપાટીનું ક્ષેત્રફળ શોધીએ ઇન્સર્ટ ટેક્સ્ટ ટૂલ પર ક્લિક કરો તે ડ્રોઈંગ પેડ પર ક્લિક કરો
એક ટેક્સ્ટ બોક્સ ખુલે છે ટેક્સ્ટ બોક્સમાં ડ્રોપ ડાઉન લીસ્ટમાં વિશિષ્ટ અક્ષરો શોધો π શોધવા માટે નીચે સ્ક્રોલ કરો ડબલ અવતરણચિહ્નો ખોલો અને ટાઇપ કરો સરફેસ એઆરઇએ ઓએફ થે સ્ફિયર ડબલ અવતરણચિહ્નો બંધ કરો કૌંસ ખોલો 4 સ્પેસ લીસ્ટ સ્પેસમાંથી π પસંદ કરો એ લીસ્ટમાંથી સ્ક્વેર પસંદ કરો કૌંસ બંધ કરો
ઓક ઉપર ક્લિક કરો
ગોળાની સપાટીનું ક્ષેત્રફળ અહીં પ્રદર્શિત થયું છે
ચાલો હું તેના પર ક્લિક કરૂ ડ્રેગ કરી નીચે મુકું આગળ ચાલો ઘનફળ શોધીએ ઇન્સર્ટ ટેક્સ્ટ ટુલ પર ક્લિક કરો ડ્રોઈંગ પેડ પર ક્લિક કરો ટેક્સ્ટ બોક્સ ખુલે છે ડબલ અવતરણચિહ્નો ખોલો અને ટાઇપ કરો વોલ્યુમ ઓએફ થે સ્ફિયર ડબલ અવતરણચિહ્નો બંધ કરો કૌંસ ખોલો અને ટાઇપ કરો 43 સ્પેસ લીસ્ટ સ્પેસમાંથી π પસંદ કરો એ sલીસ્ટમાંથી ક્યુબ પસંદ કરો કૌંસ બંધ કરો
ઓક ઉપર ક્લિક કરો
ગોળાનું ઘનફળ અહીં પ્રદર્શિત થયું છે
ચાલો હું તેના પર ક્લિક કરૂ ડ્રેગ કરી નીચે મુકું આગળ ચાલો એક શંકુ દોરીએ પોલિગોન ટૂલ પર ક્લિક કરો બિંદુ સી ડી અને બાહ્ય બિંદુ ફ પર ક્લિક કરો અને ફરી એક વાર સી પર ક્લિક કરો સેગમેન્ટ્સ બેટવીન ત્વો પોઇન્ટ્સ ટુલ પસંદ કરો બિંદુઓ ફ અને એ જોડો આપણને શંકુની ઊંચાઇ મળી છે
ચાલો હું ઓબ્જેક્ટ બી નું નામ હ તરીકે બદલું જે શંકુ ની ઊંચાઇ દર્શાવે છે
ઓબ્જેક્ટ બી પર જમણું ક્લિક કરો
રિનેમ પર ક્લિક કરો
બી ને હ સાથે બદલો
ઓક પર ક્લિક કરો
ચાલો હું ઓબ્જેક્ટ c 1 ને પણ એસ તરીકે બદલું છે જે શંકુ ની ત્રાંસી ઊંચાઇ દર્શાવે છે
ઓબ્જેક્ટ c 1 પર જમણું ક્લિક કરો
રિનેમ પર ક્લિક કરો
c 1 ને એસ સાથે બદલો
ઓક પર ક્લિક કરો
ચાલો હવે શંકુની સપાટીનું ક્ષેત્રફળ અને ઘનફળ શોધીએ આપણે ક્યાંતો ટુલબારમાંથી ઇન્સર્ટ ટેક્સ્ટ ટુલ અથવા ઇનપુટ બાર નો ઉપયોગ કરી શકીએ છીએ
હું ઇનપુટ બાર નો ઉપયોગ કરીશ
આ ઇનપુટ બાર ના ડ્રોપ ડાઉન લીસ્ટમાંથી વિશિષ્ટ અક્ષરો શોધો π શોધવા માટે નીચે સ્ક્રોલ કરો
ઇનપુટબાર માં ટાઇપ કરો એઆરઇએ π એ એસ π એ² સર્ફેસિયરિયા કૌંસ ખોલો લીસ્ટ સ્પેસમાંથી π પસંદ કરો એ સ્પેસ એસ લીસ્ટ સ્પેસમાંથી π પસંદ કરો એ લીસ્ટમાંથી સ્ક્વેર પસંદ કરો કૌંસ બંધ કરો Enter ડબાઓ
શંકુની સપાટીનું ક્ષેત્રફળ એલ્જેબ્રા વ્યુમાં પ્રદર્શિત થાય છે નોંધ લો કે જ્યારે આપણે ઇનપુટ બારનો ઉપયોગ કરીએ છીએ તો જવાબ એલ્જેબ્રા વ્યુમાં દેખાય છે ચાલો ઘનફળ શોધીએ વોલ્યુમ 13 π એ² હ વોલ્યુમ કૌંસ ખોલો 13 સ્પેસ લીસ્ટ સ્પેસમાંથી π પસંદ કરો એ લીસ્ટ સ્પેસમાંથી સ્ક્વેર પસંદ કરોh કૌંસ બંધ કરો Enter ડબાઓ
શંકુનું ઘનફળ એલ્જેબ્રા વ્યુમાં પ્રદર્શિત થાય છે હવે ચાલો ફાઈલ સંગ્રહિયે
ફાઇલ સવે એએસ પર ક્લિક કરો
હું ફાઇલ નામ sphere કોન તરીકે લખીશ
સવે ઉપર ક્લિક કરો
આ સાથે આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે સારાંશ માટે આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા સમચતુર્ભુજનું ક્ષેત્રફળ અને પરિમિતિ શોધવું ગોળા અને શંકુનું પૃષ્ઠ ક્ષેત્રફળ શોધવું ગોળા અને શંકુનું ઘનફળ શોધવું આપણે શંકુ અને ગોળા ને દોરતા પણ શીખ્યા
અસાઇનમેન્ટ તરીકે હું ઈચ્છીશ કે તમે સિલિન્ડર ની સપાટીનું ક્ષેત્રફળ અને ઘનફળ શોધો
એક બીજા ની નીચે સમાન કદની 2 અંડાકૃતિ દોરો અંડાકૃતિની ધારને જોડો સેન્ટર ટુલ વાપરો એક અંડાકૃતિ નું કેન્દ્ર શોધો કેન્દ્ર અને ધાર જોડો
ઓબ્જેક્ટ બી ને હ અને ઇ ને આર તરીકે બદલો
સરફેસ એઆરઇએ 2 π rઆર હ વોલ્યુમ π r2h એસાઈનમેન્ટ નું આઉટપુટ આ પ્રમાણે દેખાવું જોઈએ
નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ છે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
સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે
જેઓ ઓનલાઇન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપીએ છીએ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
આ મિશન વિશે વધુ જાણકારી આ લિંક ઉપર ઉપલબ્ધ છે
આઇઆઇટી Bombay તરફ થી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું
જોડાવા બદલ આભાર